અને સાથે બીજા ગુલાબી કલર ના શર્ટ વાળા એક લારી વાળો ભઈ ઉભા છે એમા ચાર થી પાંચ કોથળા આવેલા છે એની બાજુમાં એક લાલ કલર નો શર્ટ વાળો ભઈ ઉભા છે.

અંદર ચાર થી પાંચ થાંભલા આવેલા છે થાંભલા પર સુંદર મઝાની કોતરણી છે આગળથી લાગતા તમને સુંદર આહલાક દ્રશ્યો દેખાય રહ્યા છે.

દીવાલની ઉપર સરસ મજાનો કલર કરેલો છે કલર ની અંદર એક ડેકોરેશન કરેલુ છે ડેકોરેશન ની અંદર જુદી જુદી સરસ મજાની આઇટમો છે તેની ઉપર એક કાચનું કેબિનેટ ટાઈપ --

સુંદર મજાના વૃક્ષો વાવેલા છે સામેની સાઈડ એક સૂર્યનારાય ણ દેખાઈ રહ્યા છે આજુબાજુમાં--

બેનરો લાગેલા છે સાથે સાથે એક ભાઈબી બેઠેલા છે તે કોક ને સામાન આપી રહેલા છે.

હ એક સુંદર મજાની ગાડી છે ગાડી ગેરેજ માં છે ગેરેજ માં--

એક સુંદર મજાનું ભગવાનના--

શુંદર મજાનો વર્કખંડ છે વર્કખંડની અંદર બેન્ચો આવેલી છે બેન્ચો મા પાંચ થી છ જણા--

માટીનું મસ્ત ગાર્ડન છે ગાર્ડન ની પાછળ એક નાનકડું તળાવ આવેલું છે.

તા આજુ બાજુ સુંદર મઝાના વૃક્ષો આવેલા છે તળાવની આ બાસે એક બે બેંચો આવેલી છે એક બેંચ ઉપર એક--

ગાર્ડન ની સામેની સાઈડ એક સુંદર મજાનુ સૂર્યનારાયણનો પ્રકાશ છે.

અંદર લગભગ સાત થી આઠ જણા વર્ક કરે છે.

સુંદર મજાનો વાતરણ છે એક સુન કોમ્પ્લેક્સ ની અંદર એક સુંદર મજાની --

ઉપર સરસ મજાના લાઇટિંગ કરેલું છે ફર્નિચર એકદમ સુંદર લાગી રહ્યું--

આ એક સરસ મજાનુ સેન્ટર છે સેન્ટર ની બાહર એક--

દુકાન ની ઉપર એક સુંદર મજાની બાલ્કની છે બાલ્કની માં સુંદર મજાના ફ્લેટ છે બાજુમાં બાજુમાં એક સુંદર મજાનું જમણા હાથ પર ઝાડ છે.